આ એક ફ્રુટ નો દુકાન છે એમાં મોસંબી દેખાય છે અનાર દેખાય છે સેવ દેખાય છે કેલા દેખાય છે.

યલો કલર ની છે અને અંદર ખુરશી પણ મૂકેલી છે પ્લાસ્ટિક ની.

આ એક માર્કેટ નું બિલ્ડીંગ છે એમાં હોસ્પિટલ બી આવેલો છે અને વાઈટ કલર ની એક ગાડી ઉભી છે.

આ કોઈ માર્કેટ નો ઈમેજ છે બધી ગાડીઓ પાર્કિંગ માં સાઈડ માં ઉભી છે.

આવા જાડા ભાઈ ખુરશી પર બેસેલા છે બીજા ભાઈ ઉભા છે ઊભા થઈને બધા જોયા જ કરે છે.

આ એક ગાર્ડન છે જોગિંગ કરવા વાળો છે રસ્તો દેખાય છે અને લાઉડન નો લાકડો છે લાકડાનો પછી પટ્ટી જેવો બનાયેલો છે દિવાલ જેવો.

ફૂલ દેખાયા કરે ગુલાબનું ફૂલ છે પછી એ લાલ કલર નો ડબ્બો છે એમાં ઝાળ ગુલાબનો ફૂલ લગાવેલુ છે.

ઈકો ગાડી એમાં ઉભી છે બીજા એમાં ઘણી ગા ગાડીયા છે પછી આજુબાજુનાં ઝાડ દેખાય છે.